Order ઉપર જ હોય જેમ order આલે એમજ હોય. નાં એમનું કશું એવું નાં હોય. એમનું નાં હોય એ પ્રશ્ન, એટલે આપડે જે જ્યાંથી મંગાવ્યું છે તેમને complaint કરવાની હોય. હા એમનું food આવું છે એમ. એમાં delivery boy નું કશું એવું ના હોય. એટલે એક એમની નૌકરી હોય delivery boy માંતો. એમણે એક જગ્યા એથી બીજી જગ્યા એ food ખાલી કરવાનું હોય transfer. હુંમ એજ હોય છે. પછી કઈ office વોફિસ હોય ત્યાં હોય. તે એતો કરેજને food ની તો delivery હોય જ બધે. હા એટલે જ ને એનાં લીધે જ તો એ લોકો કમાઈ ગયાં છે. કારણ કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં food તો બધા મંગાવતાજ હોય. અને કોઈને ઉનાળો હોય એટલે કોઈને બહાર જવું ગમે નહિ અને ચોમાસા માં એ કોઈ ના જાય, એટલે, આ ઝોમેટો હોય કે સ્વીગી હોય કે કોઈ ભી restaurant હોય એમાંથી ઘર બેઠા માંગવી દે office માં નૌકરી કરતાં હોયતો office વાળાંઓ મંગાવે, ત્યાં order જ કરે એટલે આવી જાય એમની office એ એટલે ખાલી pay કરવાના હોય અલગ થી એતો કરી નાંખે. એટલે એ રીતે બધુ હોય છે, food delivery નું. એટલે આ નિકુલે મંગાવેલું જ ને. પછી એ રોહિતે નોતું મંગાવ્યું રોહિતે. એનો જો હા એ ખરું જ ને બિરુ ભી આ એનો ભાઈબંધ કહેતો તો ને. બ્રિજેશ બ્રિજેશ બ્રિજેશ બ્રિજેશ. ઝોમેટો માં નહોતો જતો. યાદ હોય તો. અત્યારે તો એણે હોટેલ નાંખી છે. હા હોટલ નાંખી તેમ પહેલા તો એ ઝોમેટો માં જતો હતો.

હા એનું આવે છે સારું હોય છે. એનું ભી ચાલે છે ઝોમેટો નું એણે connect કર્યું છે પણ, તોય વાંધો નહિ આવે ઝોમેટો વાળાં આવે છે તોય એમને સારી service આલે છે એને

એમનું સારું હોય છે અત્યારે. એટલે અત્યારે બધી છે આમતો ઝોમેટો ય્ છે સારી, delivery માં, પછી સ્વીગી હોત સારી છે. હાં બોલ? હાં હાં હાં, શું કરેલું તે? મે કાંઈ કર્યું નહિ, એ તો પેલા ઘયડી લોકો, તો? નાં આપણે નહિ કરતાં. નાં એ હું નતો. એ દીશાંત હતો, દીશાંતે એવું કરેલું. હા એ delivery નાં પૈસા પછી કઈ આલેલા. ઘેરે ઘરે મંગાવેલું ને એક દિવસે. કેમ એણે એવું નોતું કર્યું? પછી એ return કરાયેલું. સ્વીગી વાળાં જોડે કાંઈ મંગાયેલું પેલ્લા, ચાઇનિજ માંગય્વુ પછી એનથી return કરાવડાવ્યું. Order cancel કર્યો કે એને મે return કર્યો કરાવ્યો ને એવો બધો થઈ ગ્યો. અને

એ તો પછી ની વાત છે ને ઈ નહિ, હું તો એનાં ઘર ની વાત કરું છું. ઘયડીનાં ઘેર ની વાત આપડે યાદ હોય તો. રાતે મંગાવેલું ને સ્વીગી પર, ચાઇનિજ નોતું મંગાવ્યું? કાલા એ

હા, એ પછી ક્યાંથી કરે એક વાર order એ લોકો હોટેલ માં થોડી પાછો લઈ લેવાનો છે. જ્યાંથી મંગાવ્યો છે તે તો પાછો નાં જ લે ને! એટલે એ સ્વીગી વાળાં નાં માથે પડ્યું ને delivery boy વાળાં તે ના કરાય એ લોકો ને પછી એમની માથે જ ભોગવવું પડે. ઈલ અરે એ પૈસા તો ગયા ને. અરે પૈસા પણ એણે online કયાં કરેલાં. એણે કઈ cash on delivery નું option કરેલું એટલે. નાં સ્વીગી વાળાં માં એવું નથી યાર ઝોમેટો માં એવું છે. હમ્મ હા એટલે હા. નાં પણ એમનું અમુક બધાનું કરે પોત પોતાનું હોય છે સાધન માં એ લોકો ની આપતા. કે two wheeler હોય કેમકે પેટ્રોલ ને ઈ નહિ હોતું delivery boy ને. ઈ ઝોમેટો વાળાં નથી આલતા. એમનાં પગાર માંથીજ હોય એમને કરવાનું હોય. એમને ખાલી delivery એ એક, એક delivery એ commission હોય છે. service charge હોય છે, એક delivery commission હોય છે ખાલી, દસ રૂપિયા કે એવા હોય એક delivery એ. હા એવું કાઇંક હોય છે. મિક્સ હોય છે આપડો પેલો બિરજુ જતો તો ને બિરજુ, બિરુ બિરુ, હા હોટેલ કરી અત્યારે, વિજય તિવારી તિવારી. તિવારી તિવારી. ઓળખ્યો તિવારી? તિવારી હા એ તિવારી જતો તો ને. પેલ્લા જતો તો ઈર્લા. એટલે એને ખબર છે કે કઈ રીતે થાય ઝોમેટો નું કામ. હા અંદર થી, હા અંદર ની બધી system એને ખબર હોય.

હા. એ લોકો cycle હા. એટલે જેને two wheeler નું license એવું નાં હોય એ લોકો ને cycle ઉપર જવાનું. બરાબર છે. પણ એ હારે સારું છે કે કોઈક બધાને રોજગારી મલે છે. હા એટલે accident થવાનો કશું chance નહિ. હા એ cycle વાળાં ને એવું થાય bicycle વાળાં અને cycle વાળાં.

હા એ ખરું. હવે થોડું સુધરી ગયું પેલા કરતાં ઝોમેટો. સારી રીતે સુધરી ગયું. પેલ્લાં તો ઠીક હતું, શરૂઆત માં સારું હતું, વચ્ચે બગડી ગયેલું પાછું. હા આ તો હવે આ Covid માં એમને બઉ કામ લાગ્યા. covid માં તો food delivery વાળાં નું ખાસું કામ આવ્યું. બધા ત્યાંથી જ મંગાવતા કારણ કે બહાર તો કોઈ નીકળવા જ નોતાં દેતા. મતલબ food delivery વાળાં એ જ બધુ કામ લાગ્યા. ને ઝોમેટો અને સ્વીગી વાળાં બેવ, એ બેવ કામ લાગ્યા. હાં હં. શું હતું? હં હા હા. હા હા. હા હા એ હોટેલ વાળાં નું હતું અંદર થી નીકળેલું હા. હા હા. હા એટલે હોવે અંદર થી ખરાબ હતું. હા એ વાસી થઈ ગયેલું. હા એ યાદ આયવું યાદ આવી ગ્યું. હા પછી આપડે એવું કઈ કે સ્વીગી વાળાં delivery boy નો વાંક છે કે delivery વાળાં agency નો વાંક છે, હોટેલ નો, હોટેલ વાળાં નો,

delivery નો વાંક ના હોય, delivery વાળાં તો એમનું કામ કરતાં હોય. food delivery હોય એજ હોય. એનું location હોય, હોટેલ નું હોય, હોટેલ location થી pick કર નાંખે અને પછી location ઉપર drop કરી નાંખે. હં જે એ મંગાયવુ હોય કોક નાં ઘરે ત્યાં જઈને food delivery કરી નાંખે એ લોકો. સ્વીગી હા એજ સ્વીગી, સ્વીગી વાળાંઓનું સારું છે પણ. એટલે તો સ્વીગી થી ગમે ત્યારે કરવું હોય ત્યારે એમાંથી જ કરવાનું. હા સ્વીગી નું સારું છે, ઝોમેટો, ઝોમેટો કરતાં. અને એમાં price ભી ઓછી છે. service charge ની હા સ્વીગી ની service charge ની price ઓછી છે. ઝોમેટો ની વધારે છે. પહેલા નતી, પહેલા ઓછી હતી ઝોમેટો. કારણ કે ઝોમેટો સિવાય કોઈ હતું જ નહિ એટલે. ને ઝોમેટો એ નવું market માં આવા માટે delivery ની, agency, agency નાંખી ને હં. એટલે જ ને ઝોમેટો એ રાખી. તો એ, એ સૌથી પેલ્લા એજ હતી સ્વીગી તો પછી આયવી. પહેલા ઝોમેટો જ હતી. એટલે ઝોમેટો માંજ delivery થતીતી.

હા પહેલા કરતાં તો બઉ સારું થઈ ગયું. એટલે આપડે સ્વીગી પર થીજ મંગવિશું. હવે, હા હવે તો બધા ની birthday celebration આવે કે કોઈ ભી કોઈ ભાઈબંધ ની anniversary આવે, હા, હું ખબર નહિ મંગાઈશ તો મંગાઈશ એ જ જે થાય જે તમે આપડે મંગાઈશું હજી વાર છે. એટલે? મંગાઈશું સ્વીગી માંથી જ મંગાઈશું, જે મંગાઈએ પણ.

હા એટલે જ ને ઘરે જ મંગાવીશું, એટલે delivery વાળાં ને પૈસા મળે થોડાં, એનેય રોજગારી મળે. હા income મળે હા. એટલે હા એટલે જ ને હાંચી વાત છે.

હા એ મળે. ગમે ત્યારે. any time any રાત. રાત્રે કે દિવસે ગમે ત્યારે. ચોવીસ કલાક હા એ. ચોવીસ કલાક service આવે છે. એ ઝોમેટો હોય કે સ્વીગી હોય ચોવીસ કલાક ની service આલે છે બંને જણા. બંનેવ agency આલે છે, ચોવીસ ચોવીસ કલાક જ આલે છે બેવ બંને. હા. એટલે. એ સારું હોય છે એમ એ સારું હોય છે એમ. service વર્વિસ બધુ, વ્યવસ્થિત હોય. એટલે. આપડે તો અનુભવ છે જ. હાંચી વાત. બધુ બઉ મંગાય્વું. જેટલું તું કઉ એટલું ઓછું છે! હાંચુ બધુ મંગાવી લીધું અત્યાર લગીન તો. હા. હા અત્યાર સુધી એજ ને જ્યારનું ચાલુ થયું આજથી વાંહે ત્રણ ચાર વરસ થી ચાલુ થયું છે delivery service નું. food delivery માં તો હવે ખાસું બધુ આવી ગયું હોટેલો એ, થી માંડીને કે નાંનાં આ બધી agency એ ખોલી હોય એ લોકો નું બધા નું આવી ગયું. હા છે જ. છેજ છેજ. ક્યારની ચાલુ કરી નાંખી એ લોકો એ તો. કારણ કે આમાં જ છે કમાણી તો જે છે એ.

ખુબ બધાનું હવે તો નાનો કોક લારી વાળો ભી હોય છે એ ભી ઝોમેટો joint કરાઇ દીધું હોય એ લોકો એ, સ્વીગી joint કરાવ્યું હોય છે. joint જ હોય delivery માં અંદર જ.

નાની એવી દુકાન થી માંડીને મોટી હોસ્ટલ આવી જાય, બધુ અંદર આવી જાય total. અંદર, બધુ આવી જાય. હા બધુ આવી જાય. હા એ બધુ આવી જાય.

ઝોમેટો, સ્વીગી. હા ચા મંગાવી હોય તો ભી. ચા કોસ્ટા, ચા કોસ્ટા વાળાં કેટલી બધી ચાઈ આલે છે. દસ બાર જાત ની flavour ઓ છે એમની જોડે.

એ સારી હોય. એનાં કરતાં કોફી, આપણને કોફી વધારે પીએ છે! પછી એમાં કોફી હોય, hot કોફી cold, ચા એ એની બધી હારી હોય છે, cold કોકો,

એ બેકરી ને ભી joint કરી નાંખી, ગમે તે વસ્તુ ની જરૂર પડે તો હા તો ભી મંગાવી દે. હા મળે બધુ fresh મળે. હા મંગાવી દે બધા.

બધુ મળે છે. અરે ખાલી એકજ આમ touch કરીએ, હા એ ખાંસા બધાં આવે છે. ખાંસા બધાં છે. હા થાય છે જ ને. એટલે ખાસું બધુ થાય છે. હં તો પેલ્લા જેવુ ક્યાં રહ્યું છે. હવે તો મોબાઈલ માં એ app ખોલો, ઝોમેટો ની app ખોલો કે સ્વીગી app ખોલો. તરત આઈ જાય. તરત ખાલી તમારે main retaurant જોવાની, કોઈ ભી હોટલ જોવો યાં કોઈ ભી ચાઇનિજ ની નાની મોટી લારીઓ હોય. બધાના flavour આવી જાય છે. શું item હોય? ચાઇનિજ item હોય તો ચાઇનિજ માં કયા કયા અલગ અલગ આવે એ બધુ આવી જાય સામે price list આવી જાય plus એની અંદર add થઈને આવે છે plus એની અંદર, plus એની અંદર એમનો service charge હોય, ઝોમેટો કે સ્વીગી વાળાં નો એ બેવ એની અંદર add કરીને આવી જાય છે. અને પછી તું જેવો, જેવુ તારે મંગાવવું હોય, એવું તું પેલું online delivery નું option હોય ત્યાં location નાંખી દેવાની તારી પછી delivery નું option દબાવ તો ત્યાં પછી payment list આવે. online કરશો.

સ્વીગી ની હારે, સ્વીગી ઝોમેટો હતું હોટલો મધુવન રિસોર્ટ, મધુવન રિસોર્ટ એ five star છે. સારા માં સારી, સરવૈયા છે, હોટેલ આનંદ છે, પછી

બધેય હવે totally થઈ ગ્યું છે બધીજ જગ્યા એ. નાની દુકાન થી માંડી ને બધા દુકાન. ને બધી agency convert કરી લીધી છે ઝોમેટો અને સ્વીગી વાળાં એ.

પ્લાસ્ટિક નહિ વાપરતા, ઓછું કરી નાખ્યું છે હવે. પ્લાસ્ટિક ની અંદર અમુક food કેવુ બગડી જાય એટલે એ લોકો એ ઓછું કરી નાખ્યું વાપરવાનું. એટલે food માં આમ સારું છે, delivery વાળાં ભી એમની રીતે sanitizer જેવુ અત્યારે કોરોના ચાલે છે તો sanitizer કરે વ્યવસ્થિત. પછી આખી bag એમની sanitizer કરે છે. તો પછી હાથ માં પેરે હા. પછી food delivery કરે. એટલે અત્યારે એવું સારું છે. એ સ્વીગી અને ઝોમેટો માં સારી છે food delivery ની service કે એમાં કેવુ કે આપડા ને વ્યવસ્થિત રીતે આલે. હા એ બધુ સારી રીતે આલે છે. એ વ્યવસ્થિત હોય છે. એવા. એટલે એ રીતે સારું હોય છે. એટલે અત્યારે એમતો ખરું ચાલે છે. અને એમને કમાણી ભી સારી ચાલે છે અને customer ભી સારા સારા માલે છે અને જે delivery માં job કરે છે, એમનાં માણસો, એમને ભી સારો પગાર એવો ધોરણ કરી નાખ્યો છે પહેલા કરતાં તો. પગાર ધોરણ ભી વધારી છે. અને વાળાને benefit આલે છે, commission ઉપર આલે છે, incentive આલ્વા માંડ્યા છે. પેટ્રોલ પર ચાલે છે. એટલે એ બધુ હાલે છે. હા અત્યારે આલે છે, એટલે ખર્ચો આલે છે. પહેલા શરૂઆત માં agency હજી બનતી તી એટલે ત્યાં કદી એટલું આલતું નહિ ઝોમેટો. સૌથી પહેલા ઝોમેટો બનેલી એટલે. એ ઝોમેટોમાં હજી એમને કશું કર્યું નોતું અંદર. અંદર બધુ સુધારા વધારા કર્યા. એવું નોતું કર્યું. હં. ખાસું બધુ કર્યું હવે. એટલે એ બાબતે હું સારું કરી નાખ્યું છેવટે. હા એ ખરું. ડિલિવરી માં તો હવે સારું થઈ ગ્યું હવે જોવાનું જ નહિ. ઝોમેટો છે અને સ્વીગી છે, હોટેલ વાળાં છે. હોટેલ વાળાં ભી એમનું હવે, સ્વીગી ને સામે પેલું ઝોમેટો એ બે ટક્કર કરવા માંડ્યા, તો હોટેલ વાળાં બે એમની રીતે આગળ service સારી કરવા માંડ્યા.

સલાડ ને એવું બધુ extra માં આવવા માંડ્યું હવે પૈસા સિવાય extra માં. cold drink ભી હવે થી તો ઢોળાય નહિ એવી રીતે pack થાય છે એમ. delivety વાળાં ખાસું બધુ હવે તો, ધ્યાન રાખે છે પહેલા કરતાં. customer મળે એ main છે હમણાં customer ન મળે તો એમનું ચાલે જ નહિ, agency delivery ની. એટલે. નહિ આપડે આણંદ તો, આણંદ તો વાંધો નહિ પણ બરોડા ભી એટલી સારી સારી agency ઓ આવી ગઈ છે food ની. લોકો food માટે બરોડા જાય છે, બરોડા થી અહીં delivery કરાવે છે. અમુક જણાં એવું હોય કે આપડું એમને બઉ ગમે.

હા જાય જાય. જાય છે બધા જાય. એટલે જાય છે ખસે બધા જાય છે. એટલે હવે સારું થઈ ગયું છ, સો પહેલા કરતાં તો સારા માં સારું થઈ ગયું.

હા સુધરી ગયું છે ને. હવે તું કે. તારો હવે શું કેવાય હવે શું શું કારવશું કઈ? હેલ્લો. તો મંગાવસું, સ્વીગી માંથી મંગાવવું છે? આજે કર નાખીએ order. આજે સાંજે બાર રાખીએ જમવાનું પણ આજે ચાઇનિજ મંગાવીશું સ્વીગી માંથી. હા નૂડલ્સ, મંચુરિયન. dry મંચુરિયન મંગાઈશું અને ઓલું શેઝવાન નૂડલ્સ મંગાવીશું. હં શેઝવાન નહિ ખાધ ને તે? હા તો શેઝવાન આજે try કરીએ. મેતો ખાધ નથી મજા આવી જાય. એક સિંગાપુરી આવે સિંગાપુરી નૂડલ્સ આવે. સિંગાપુરી નહિ ખાધાં હોય તે! સિંગાપુરી આવે જો હક્કા નૂડલ્સ આવે, સિંગાપુરી આવે. પછી મંચુરિયન નૂડલ્સ આવે અને પછી શેઝવાન આવે ચાર જાત નાં નૂડલ્સ આવે. હા પછી ચાઇનિજ ભેળ આવે. ચાઇનિજ ભેળ તો. હા ચાઇનિજ આવે છે પુલાવ આવે છે પછી. ચાઇનિજ. સારી પંજાબી થાળી હોય

સબવે ખરું ને સબવે. સબવે તો આપડે ગયા જ તાં ને સબવે ની અંદર આપડે ગયેલા જ ને જમવા ત્યાંથી online કેટલી વાર મંગાયુ સબવે વાળાં એ delivery આલે જ છે ને, સારી આલે છે. ઑક્ટસ્ આલે છે. ઑક્ટસ્ નું ભી છે. સબવે વાળાં નું ભી છે સારું. બેવ એ બધાની ડિલિવરી સારી આવે છે પહેલા કરતાં. હુંમ MD વાળાં મેકડોનાલ્ડ, KFC બધાની delivery છે. બધાની પોત પોતાની હવે પોત પોતે જે હોટેલ વાળાં ઓ એ પોત પોતાનાં માણસો રાખી ને service આલે છે delivery ની food service બધુ કરે છે ચાલુ જ છે. આપડે તો કેટલી બધી વાર મંગાવ્યું સબવે માંથી જ્યારે ભી PVR માં જઈએ તો પછી PVR માંથી return આઈએ નીચે, તો ત્યાં પહેલા આપડે ત્યાંજ જમી લઈએ. પછી ત્યાંથી પછી ઘર ઘરે આઈ ને પછી આપડે પાછું નહિ કરાવતા home, home delivery બીજી વાર એટલે. પછી ત્યાં નાં ઘરે બેસી ને ખાવું હોય તો ઘરે આઈ ને જ આપડે માંગવી લઈએ છીએ. એટલે એમનું સારું છે food નું. અને મેકડોનાલ્ડ તો આખા famous જ છે આપડા India માં. સબવે, સબવે ય્ છે. સબવે માય ફ્રેંચ ફ્રાઇસ આલે છે, પછી ફ્રેન્કી ફ્રેન્કી આલે છે, બર્ગર હોય છે, cold drink હોય છે, બધુ આલે છે tea કોફી, cold drink.

બધી સારી હોય છે ત્યાં પણ. સબવે નું ભી સારું હોય છે. quality થી માંડી ને food delivery ની service ભી સારી હોય છે ત્યાંની ઑક્ટસ્ ની ભી સારી હોય છે. પછી ઓલું KFC મેકડોનાલ્ડ. પછી આ બાજુ મધુવન એન્ રિસોર્ટ નું. સવેરા, ત્યાં તો હશે હા. ચોવીસ કલાક તો બધા માં છે, ચોવીસ કલાક જે ભી food, food ની agency હોય કે food ની હોટલે હોય એમાં ચોવીસ કલાક food delivery ચાલુ જ હોય છે. ચાલુ જ હોય food delivery હાહં.

છે જ ને. એ ભી આવી ગયા છે support કરવા. એમનું પણ. હા એ આવે જ છે, બેકરી માં આવે જ છે. એ બધુ આવે food product, બેકરી product ભી આવે છે હવે તો delivery માં. લારીઓ વાળાં એ આવી જાય છે એ ભી નહિ છોડતા. હુંમ બધા આવી જાય છે હા એ બધા આવી જાય. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમને દેશની સ્વતંત્રતા ની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ગુજરાત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો હતો અને તેમની શિખ શિક્ષા મુખ્યત્વે સો અભ્યાસથી થયેલી હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવીત થયા હતા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઈ. ત્યારબાદ તેમણે indian national કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યુ. બળવાઓ અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી તેમણે ઓગણીસો ચોત્રીસ અને ઓગણીસો સત્યાસી ચૂંટણીમાં

અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નીરાશેતું માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુનઃ સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે પાંચસો છપ્પન અર્ધ અર્ધવ્યવસ્થા રજવાડા અને british રાજ્યના વખતથી રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બિડ ઝડપ્યું હતું. તેમની નિખાલસ મુખસદગીરી સામે જરૂર પડતા સેનેબળના વપરાશ ની તૈયારી ને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનું ભારતમાં સમન્વય કર્યો હતો. ભારતના લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદારને all india સર્વે સર્વ ભારત સેવા રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખ શાખાઓના રચયિતા હોવાની patransenet તરીકે પણ ભારતીય સ સદી સેવાઓમાં ઓળખવામાં આવે છે. સરદાર ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકીની હકના સૌથી પહેલા હિમાયતીઓમાં એક હતા. ચાલીએ હવે આપણે જાણીએ કે ત્યાંનું તેમનું સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ અને કૌટુંબિક જીવન કેવું હતું. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ નો જન્મ તેમના મામાના ઘરે નડિયાદ ગુજરાતમાં થયો હતો તેમની વ્યવસ્થિત જન્મ તારીખ કયારે ખબર ન પડી હતી. પણ તેમની metric ની પરીક્ષાના વખતે પેપર વખતે એકત્રીસ ઓક્ટોબર પોતાની જન્મ તારીખ તરીકે ઓળખવામાં આવી હતી. તેઓ હિન્દુ ધર્મ પાળતા હતા. તેમના પિતા ઝવેરભાઈ અને માતા લાડવાના લડબાના ચોથા પુત્ર હતા આવી. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનિતિક થયા. તેમના મોટા ભાઈઓ હતા. તેમના એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન ડહીબા હતા નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેત ખેતરમાં મદદ કરતા તેમજ બે મહિને એકવાર ઉપવાસ કરતાં કે જ્યાં તેઓ અન્ન જળ ગ્રહણ ન કરતા. અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામડામાં જ રહેતા તેર બાર કે તેર વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા રિવાજને આધીન જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરણિતા તેના પિતાના ઘરે રહેતી. વલ્લભભાઈની નિશાળનું ભણતર પૂરું કરતાં નડિયાદ પેટલાદ અને બોરસદ જવું પડ્યું હતું. કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યા તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો એક લોકવાયકા પ્રમાણે તેમને પોતામાં પોતાને થયેલી ગુમડાની જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું. જે કરતા અજામ પણ થરથડ્યો હતો. વલ્લભભાઈ metrics ની પરીક્ષામાં બાવીસ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા. ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી. તેમણે વકીલાતનું કામ પોતાના પૈસા બચાવી. England માં ભણી barrister બનવું હતું. વલ્લભભાઈને વર્ષો સુધી તેમના કુટુંબથી વિખૂટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી. પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઝવેરબા ને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોત્રામાં પોતાનું ગૃહસ્થ જીવનની શરૂઆત કરી તથા ત્યારબાદ વકીલ મંડળમાં નામ નોંધાવ્યું. તેમને પૈસા પૈસા બચાવવા માટે જે ઘણા વર્ષો લાગ્યા તેમાં તેમને પોતાનું એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકે કીર્તિ મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો ઓગણીસો ચાર માં મણીબેન તથા ઓગણીસો છ માં

સુશ્રુષા પણ કરી હતી. પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો. ત્યારે તેમણે તરત જ પોતાના કુટુંબને સુરક્ષિત સુરક્ષિત સ્થાને મોકલી દીધા. અ પોતે ઘર છોડીને નડિયાદ shift ખાલી ઘરમાં જઈને રહ્યા. બીજા વ્યતાત પ્રમાણે તેમને આ સમયે જીર્ણ થઈ પોતાની મંદિરમાં વ્યતિત કર્યો હતો કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા. વલ્લભભાઈએ ગોધરા બોરસદ તથા આણંદમાં વકીલાત કરી વખતે પોતાની કરમસદ વાડીની નાણાકીય જવાબદારી પણ ઉપાડી હતી

સંક્ષિપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ને ત્યાં આવી. વિઠ્ઠલભાઈ ની પણ england જઈ ભણવાની યોજના હતી. અને તેથી તેમને તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈ ની પાછળ જાય તો સારું ના લાગે. અને ત્યારે સમાજમાં કુટુંબની આબરૂને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ પોતાના મોટાભાઈ ને તેમની જગ્યાએ જવા દીધા. તેમને તેમના મોટાભાઈ ની england ખાતેની ખર્ચ ઉપાડ્યો. અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માડયા. ઓગણીસો નવમાં વલ્લભભાઈ ના પત્ની ઝવેરબાની cancer માટેની શાસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રૂબનાલયમા ભરતી કરવામાં આવી હતી તેમની તબિયત અચાનક મણસી અને તેમની ઉપ ઉપર કરેલી તાત્કાલિક શાસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમને રૂબનાલય લાવી. રૂબનાલયમાં જ દેહાંત થયું. વલ્લભભાઈ ને તેમના પત્નીના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યા જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃતાંત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી વલ્લભભાઈએ ચબરખી વાંચી તેમના ખિસ્સામાં સરખાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી. અને તેઓ કે તે મુકદમો જીતી ગયા તેમણે બીજાઓને કે સમાચાર મુકદમા પછી આપ્યા હતા વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદ થી કર્યો. અને મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણવા મૂક્યા હતા આડત્રીસ વર્ષની ઉંમરે તેમને england ગયા હતા. તેમજ london ની middle temple in ખાતે ફરતિતા મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ના હોવા છતાં તેમણે છત્રીસ મહિનો અભ્યાસક્રમ ત્રીસ મહિનામાં પતાવી world માં પહેલા સ્થાને આવ્યા હતા.

મજામાં કેમ છો. ભારતીદીદી તમે મજામાં. મજામાં છું શું કરો છો હાલમાં તમે ભીખાભાઇ. બસ કાઇ નથી અત્યારે ઘરે છીએ ઠંડી બહુ પડી રહી છે. ક્યાં જઈએ. ઓકે. ઠંડી બહુત પડી રહી છે એવી રીતે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

હા બિલકુલ જમી તો લીધું છે તમે જમી લીધું છે

અત્યારે તો અમે દેવાંશમાં છે મધ્યપ્રદેશમાં ઓકે દેવાંશમાં. હું તો ત્યાં. કેવી રીતે ઠંડી છે શું ટેમ્પરેચર છે ત્યાંનું? અરે અહિયાં તો બહુ વધારે ઠંડ છે. અત્યારે અહિયાં ઠંડીનું ટેમ્પરેચર છે ને બહુ નીચું આવી ગયું છે. એટલે સમજી લો ને સાત આંઠ ડિગ્રી જેવુ તાપમાન નીચું આવી ગયું છે અને ઠંડી સાંજે બહુ વધારે પડે છે.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

તો સુરતમાં ગુજરાતમાં બહુ ઠંડ છે. હાલમાં ક્યોંકિ સુરત ઓર ગુજરાતમાં તો ફેક્ટરી છે ભીખાભાઇ. તો ત્યાં એટલી ઠંડ નથી રેતી. લેકિન આ વખતે ત્યાંનું ટેમ્પરેચર એ બી એટલું ડાઉન થઈ ગયું છે હાલનુ જે ટેમ્પરેચર છે અહિયાનું ગુજરાતનું આઠ ડિગ્રી સેલ્સિયસનું છે સોચો તમે કેટલી ઠંડ પડી રહી છે હાલમાં

બરાબર છે ગુજરાતમાં પણ આપણે બહુ વધારે ઠંડ પડતી હોય છે, અત્યારે આમેય અમારું મૂળ વતન છે ને કચ્છ છે. કચ્છમાં પણ અમારે ત્યાં ઠંડી બહુ વધારે હોય છે. અમારું જે નખત્રાણા થી ભુજ છે ભુજમાં પણ એટલી ઠંડી છે અત્યારે જેમ દેવાંશમાં છે સાત આંઠ ડિગ્રી તેવી જ રીતે ત્યાં ભુજમાં પણ છે ને સાત આંઠ ડિગ્રી જેવુ નીચું આવી જાય છે અને ત્યાં પણ સવાર સાંજ હોય છે બહુ વધારે બહુ જ વધારે ઠંડ પડતી હોય છે હા ભીખાભાઇ જેવી રીતે તમને મને બતાયુ કે ભુજ માં તો રેતીલો એરિયો છે રાઇટ ત્યાં રેત બહુ જ છે રાઇટ